આ વિષય પર વાત કરવાનું હું એટલા માટે પસંદ કરીશ. કેમકે, બદલાતી જીવન શૈલી stressful life તથા વધુ પડતા fast food નો ઉપયોગ વગેરેના લીધે

એ તો સામાન્ય રીતે પચ્ચીસથી પાત્રીસ ટકા લોકોમાં જોવા મળે છે. પરંતુ દરરોજ acidity, અપચો કે reflect ની સમસ્યાથી પીડાતા હોય. એવા લોકો પણ અંદાજિત પ્રમાણમાં દસથી બાર ટકા લોકો જો આટલી બધી વ્યાપક સમસ્યા હોય તો આપણે detail માં જાણશો કે acid શું છે? acidity શું છે? તો normal દરેક માણસમાં ઓજડી ની અંદર ખોરાક ના પાચન માટે acid હોય જ છે. જે normal ઓજડીની અંદર acid હોય છે એ ખોરાકના પાચન માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જ્યારે આપણે મોઢા દ્વારા કોઈ ખોરાક કે પ્રવાહી લઈએ તો તેની સાથે bacteria શરીરમાં પ્રવેશે તો એ acid છે એ bacteria ને મારી અને શરીરમાં infection સામે રક્ષણ આપે છે. તો હવે આ acid શરીરમાં આટલું બધું કામનું હોય તો acidity શું છે? તો normally જ્યારે હોજડી ની અંદર acid હોય છે તો હોજડીની દિવાલને acid થી રક્ષણ આપવા માટે, social protecting mechanism એટલે કે રક્ષણ માટેની mechanism હોય છે જેમાં મુખ્ય layer હોય છે. જે પડ છે એ acid અને હોજરીની દીવાલની વચ્ચે આવી જાય છે જેથી acid થી direct હોજડી ની દિવાલને નુકસાન ન થાય. હવે જ્યારે આ mechanism નબળી પડે અથવા તો acid વધારે હોય તો તેના લીધે હોજરીનો જે પડ છે mechanism નું પડ defense નું જે layer છે એને damage થાય અને acid જે છે એ હોજરીની દીવાલને નુકસાન કરે. જેને આપણે high per acidity એટલે કે સાદી ભાષામાં acidity થઈ એવું કહી શકાય. હવે reflect acid reflux શું છે? તો એના માટે હોજરી અને અનાવની નળી વચ્ચે એક functional valve આવેલો હોય છે. જે normally ખોરાકને ઉપરથી નીચે ન ળીમાં હોજરીમાં જવા દે પરંતુ હોજરીના ઘટક છે એને ઉપર નળીમાં આવતા નથી. હવે જ્યારે કોઈ કારણસર આ વાલની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. ત્યારે હોજરીમાં રહેલું acid એ ઉપરના નવ ની નળીમાં આવે છે અને અનાવની નળીને damage કરે જેના લીધે તકલીફ અનુભવાતી હોય છે. હવે આપણે જોયું કે હોજરી ની અંદર

દુખાવો મોટાભાગના દર્દીમાં પહેલા પછી વધુ થતો હોય અથવા તો જમ્યા પછી દુખાવો દુખાવો જે છે એ પેટમાં શું ખાવાથી બળતરા થવી પ્રકારનો દુખાવો હોય છે. આ ઉપરાંત ઘણીવાર ઉબકા થવા ઉલટી થવી જેવા લક્ષણો પણ જોવા મળતા હોય. આ ઉપરાંત ઘણીવાર, acidity વધુ થઈ જાય તો થોડાક ઢીલા ચિકાસ પડતા જાડા થવા વગેરે લક્ષણો પણ જોવા મળતા હોય છે.

ઉબકા થવા. પાચન બરાબર ન થતું હોય એવી feeling આવી, આ ઉપરાંત gas ઉપર ચડવાથી ઘણી વખત માથું દુખવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે. હવે reflect વિશે વાત કરીએ તો acid જ્યારે અનાવ નળીમાં damage કરે એના લીધે, છાતી તથા પેટમાં બળતરા થવી વધારે પડતા ઓડકારામાં ખોરાક અથવા તો acid મોઢામાં આવવાના લીધે ખાટા કે તીખા ઓડકારા આવવા ઉબકા ખાવા તેની સાથે મોઢામાં પાણી આવવું જે water બસ થવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આ ઉપરાંત ગળામાં acid આવવાથી, ગળામાં damage થવાની ઘણીવાર ગળામાં દુખાવો થવો, ગળામાં ખરેરાશ લાગવી તથા લાંબા સમયથી સુખી ખાસી આવી વગેરે લક્ષણો પણ જોવા મળતા હોય છે. ઘણીવાર acid Reflect ના લીધે આનાઓની નળીના માં ચાંદા પડવાથી છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, મૂંઝારો થવો, જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. જ્યારે દર્દી ઘણીવાર હૃદયનો ના લક્ષણો સાથે સરખાવીને ખૂબ જ ચિંતા કરતા હોય છે. હવે આપણે સૌથી અગત્યનો વિષય એટલે કે high per acidity એટલે કે Reflect થવાના કારણો વિશે જાણીએ. આ વિષયને સૌથી અગત્યનો હું એટલા માટે કહીશ, કેમ કે જ્યારે આપણે કારણો વિશે જાણતા હોય તો જ આપણે એ રોગને અટકાવી શકીએ કે control કરી શકીએ. તો કારણ માટે જોઈએ તો મુખ્યત્વે અંગ્રેજીમાં એક કહેવત છે. hurry એટલે કે ઉતાવળિ કામ કરવાની ટેવ ઉતાવળિયો સ્વભાવ કામમાં perfect છે. આગ્રહી છે કે ટાઈપીય પર્સેરીટી જેવા લોકોમાં acidity થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. worry એટલે કે ચિંતા

depression વગેરે state વગેરે લોકોના લીધે production acid નું વધુ થતું હોય એટલે high per acidity પેદા થતી હોય. એટલે કે તીખો તળેલો ગરમ મસાલા યુક્ત ખોરાક. mainly મુખ્યત્વે high per acidity થવાના ત્રણ કારણ છે. hurry worry and curry આ ઉપરાંત બીજા કારણો માં જોઈએ તો તમાકુ, કે દારૂનું વ્યસન તમાકુ માં કોઈપણ હિસાબે direct તમાકુ, ગુટકા માવા બીડી સિગરેટ વગેરેનો વ્યસન આ ઉપરાંત અનિયમિત ખોરાકની આદતો ઉજાગરા થવા એટલે કે પૂરતી ઊંઘ ન લેવી. આ ઉપરાંત ઉપવાસ કરવા.

ઘણીવાર અમુક દવાઓ ખાસ કરીને પેનકિલર દવાઓ તથા લાંબા ગાળે દવા લેવી કે લોહી પતલું કરવા માટે લેવા દીધી દવાઓ વગેરેને લીધે પણ high per acidity થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. આ ઉપરાંત ઘણા કેસમાં હોજરી ની અંદર એચ પાયરોની નામના bacteria નું infection હોય તો તેના લીધે પણ high per acidity થવાની શક્યતા વધુ રહેતી હોય છે. હવે acid reflect એના વિશે વાત કરીએ તો એના મુખ્યત્વે કારણોમાં હાઇડ્રસ હરનીયા તો હાઇડ્રસ હરનીયા એટલે ભાગ જે છે એ normally પેટમાં હોય થોડું ઉપર છાતી બાજુ ખેંચાઈ જાય ને તો હોજરી અને અનાજની વચ્ચે નડી વચ્ચે જે વાલ આવેલો હોય છે. જે વાલ હોય એ બરાબર રીતે કામ ન કરી શકે એના લીધે acid છે ઉપર ચડતું હોય છે. મોટાભાગના કેસમાં high per સરવૈયા નામના ના હોય તો પણ એની અંદર માલ લુસ થાય અને એની એના લીધે વહેંચણી ઉપર ચડતું હોય છે. તો આવા હાઇટ્રસ હરણીયા ના કેસમાં જવાબદાર મુખ્યત્વે કારણોમાં ઓવરબ્રીટ એટલે ઓબીસીડી સ્થૂળતા આ ઉપરાંત acid યુક્ત drink coffee, chocolate, fast food, preserve food વગેરે જવાબદાર હોતા હોય છે. હવે આપણે આ રોગના નિદાન વિશે વાત કરીશું. તો આ રોગના નિદાન માટે મુખ્યત્વે કોઈ report ની કોઈ જરૂર પડતી નથી હોતી નથી. તમે યોગ્ય ડોક્ટરને બતાવો. proper clinical history તથા physical examination કરવાથી આ રોગનો

આની જેવા જ લક્ષણો ધરાવતા બીજા રોગ હોય તો એનું નિદાન સોનોગ્રાફી થી કરી શકીએ. જેવી કે પિત્તાશયની પથરી તથા પિત્તાશયના અન્ય રોગો એટલે કે સ્વાદુપિંડ પર સોજો તથા કોઈ ગાંઠ હોય તો પણ સોનોગ્રાફી દ્વારા જાણી શકાય. અને આ રોગ માટે સૌથી અગત્યનું report છે એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપી ની અંદર હોજરી અનાવલી નળીના ભાગમાં અને આંતરડાની શરૂઆતના ભાગમાં દૂરબીન ઉતારીને જોવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે.

આ ઉપરાંત gas નામના bacteria ની infection શક્યતા હોય તો આપણે એનો test લઈ શકીએ. આ ઉપરાંત એન્ડોસ્કોપીમાં હોજરી અને અનાજની નળી વચ્ચેનો વાલ છે એ યોગ્ય છે કે હાઈટર ફરમિયા છે કે નહીં એની આપણે

ની શક્યતા હોય તો આપણે એની બાયોપસી લઈ શકીએ. અને જો હોય તો એ free capture condition એટલે કે એમાંથી કેન્સર થવાની શક્યતા હોય છે. તો આપણે રેગ્યુલર અને તપાસ કરી એની circular એન્ડોસ્કોપી કરી શકીએ. જેથી કરીને બેરેટમાંથી કોઈ એક બે ટકા case માં પણ જો કેન્સર થતું હોય તો આપણે વહેલી તકે એનું નિદાન કરી શકીએ અને એનો યોગ્ય સમયે ઈલાજ કરવાથી આપણી યોગ્ય result મેળવી શકીએ. એન્ડોસ્કોપી ઉપરાંત અમુક cases ની અંદર, જ્યારે રિપોર્ટ કરવાની જરૂર પડતી નથી. અને બીજું તો એ કે high per acidity માં કોઈ complication થઈ શકે. કેવા complication થઈ શકે? તો complication વિશે વાત કરીએ તો મુખ્યત્વે ઘણી વાર હોજરીમાં ચાંદુ પડે ચાંદૂ વધુ પડે કે નસ પર ચાંદો પડે તો એમાંથી બિલ્ડિંગ થાય અને લોહીની ઉલટી થાય કે ઝાડામાં લોહી આવવું જેવી બીમારી થઈ શકતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર ચાંદૂ ઘણુ ઊંડું પડે તો તેની અંદર કાણું પડી જાય, હોજરી ની અંદર કાણું પડી જાય. એટલે કે કોર્પોરેશન થતું હોય બેની અંદર તાત્કાલિક operation ની જરૂર પડે. આ ઉપરાંત બીજા complication માં જોઈએ.

આંતરડામાં જવાનો રસ્તો જે છે એ સંકોચાઈને બંધ થઈ જતો હોય છે. જેના લીધે ખોરાક આગળ ન જઈ શકતો હોય. તેને વારંવાર ઊલટી આ ઉપરાંત reflect ના લીધે acid વારંવાર અનાવ ની નળીના નીચેના ભાગમાં ચાંદા પડે તો એના લીધે રોગ થતો હોય છે ફ્રી કેન્સર એટલે કે કેન્સર થવાની શક્યતાઓ પણ કરાવતો હોય છે. આ ઉપરાંત ઘણીવાર અનાજની નળીમાં ચાંદુ પડે રૂ જાય ચાંદો પડે અને રૂ જાય તો એના લીધે થઈ.

better than cure એટલે કે આપણા રોગને થતો અટકાવી તો સારવાર કરતા વધુ સારું છે. તો આ રોગ ના સારવાર તથા અટકાવવા માટે

તો તીખું તળેલું ગરમ મસાલા યુક્ત ખોરાક બને ત્યાં સુધી ન લેવો જોઈએ કેમકે acidity નું production વધારતા હોય છે. તથા હોધરીને directly damage પણ કરતા હોય છે. કોઈપણ પ્રકારે તમાકુ

હોજરી અને અનાજની નળી નો વચ્ચેનો વાલ લુઝ કરે શેના લીધે acid જે છે એ વધુ ઉપર ચડતું હોય છે. આ ઉપરાંત ફેટી food એટલે કે વધુ ચરબી યુક્ત ખોરાક જે પાચનમાં ભારે હોવાથી reflect વધુ થાય અને acidity નું પ્રમાણ વધારતા હોય છે. આ ઉપરાંત fast food preserved food તથા વાસી food ન લેવા જોઈએ. આ ઉપરાંત અમુક citrus food એટલે કે acid યુક્ત ખોરાક એસિડિક ફળ જે છે એ ન લેવા જોઈએ. જેની અંદર મુખ્યત્વે પાઈનેપલ, ખાટી મોસંબી, દ્રાક્ષ, ટામેટા વગેરેનો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત

reflect ની સમસ્યા વધારે વધારતા હોવાથી એ પણ ઓછા લેવા જોઈએ. આ ઉપરાંત અમુક food જેવા કે લસણ સાવણ કોબીજ વગેરેના લીધે gas ની સમસ્યા, વાયુ ની સમસ્યા વધુ થતી હોવાથી આવા ખોરાક ન લેવા જોઈએ. અને બીજી વસ્તુ કેવા ખોરાક વધુ પ્રમાણમાં લેવા જોઈએ તો પ્રમાણ માં પચવામાં સરળ હોય. ઓછો ચરબી યુક્ત ખોરાક હોય તેવું વધુ લેવો જોઈએ આ ઉપરાંત અમુક food છે જેવા કે પપૈયા

આ ઉપરાંત જમવા વિશે વાત કરીએ તો જમવામાં એક સાથે ન જમતા, થોડું થોડું અલગ અલગ સમયે વિભાજિત કરી ને જમવું. એકદમ ઝીણું ચાવીને જમવું.

acid નું જે production છે એટલે કે ટ્રેસ એટલે કે તણાવના લીધે વધુ થતું હોય છે. તો તળાવના management માટે આપણે યોગા, મેડીટેશન, જ્ઞાન થેરાપી વગેરે કરી શકીએ. લાંબા સમયે જોઈએ તો યોગા અને મેડીટેશન ખૂબ જ અગત્યનો રોલ હોય છે. આ ઉપરાંત પ્રાણાયામ કરવાથી પણ ઉદરપટલ મજબૂત થવાથી reflect ની સમસ્યાઓ ઓછી થતી હોય છે. એટલે પ્રાણાયામ પણ reflect માં ખૂબ જ મદદરૂપ થતા હોય છે. આ ઉપરાંત હું ભૂખ્યા રહેવાથી હોજરીમાં ખોરાક ન જવાથી માત્ર acid હોજરીમાં રહેવાથી હોજરીમાં acid ના લીધે damage વધુ થતું હોય છે જેથી

તો એના માટે સુતી વખતે માથાનો જે ભાગ છે એ ઉપર રહે એ રીતે સુવાની વ્યવસ્થા કરવામાં આવે તો acid નું reflect માં ઓછું થતું હોય છે. અહીંયા હું તમને જણાવી દઉં કે માત્ર ઓશીકું મૂકીને માથું ઉપર રાખવાથી કોઈ ફાયદો થતો હોતો નથી. આખા તળનો ભાગ એ રીતે સૂવામાં ફેરફાર કરવામાં આવે જે તે દળનો ભાગ છે એ જ માથા તરફથી ઉપર રાખીએ એટલો ફાયદો થતો હોય છે. આ ઉપરાંત reflect માટે જે tight કપડાના પહેરવા tight belt ના પહેરવો વગેરે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આ બધી ઉપરોક્ત પરોજી પરેજી રાખે તો મોટાભાગે આ સમસ્યા માંથી રાહત રહેતી હોય છે. જ્યારે આ બધું પરેજી રાખવા છતાં પણ દર્દીને રાહત ન થાય અથવા તો ક્યારેક કોઈ exact problem થયો હોય ત્યારે દવાની જરૂર પડતી હોય છે. તો આ condition માં આપણે યોગ્ય ડોક્ટરને બતાવી,